C માં પોલિમોર્ફિઝમ પોલીમોર્ફીઝમ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું પોલિમોર્ફિઝમ પોલીમોર્ફીઝમ
વર્ચ્યુઅલ ફંકશન વર્ચ્યુઅલ ફંક્શન
આપણે આ બધુ ઉદાહરણોનાં મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો પોલિમોર્ફિઝમ પોલીમોર્ફીઝમ નાં પરિચયથી શરૂઆત કરીએ
વિવિધ ફોર્મો લેવાની ક્ષમતાને પોલિમોર્ફિઝમ પોલીમોર્ફીઝમ કહેવાય છે
આ સમાન નામનાં ફંક્શન ને જુદી જુદી રીતે વાપરવાની એક પ્રણાલી છે
ચાલો વર્ચ્યુઅલ ફંકશન્સ વર્ચ્યુઅલ ફંક્શન્સ જોઈએ
વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ ફંક્શન એ ક્લાસનું એક મેમ્બર ફંક્શન છે
તે પોતાના ડિરાઇવ્ડ ક્લાસ ડીરાઇવ્ડ ક્લાસ માં ઓવરરાઈડ થઇ શકે છે
તે વર્ચ્યુઅલ કીવર્ડ વર્ચ્યુઅલ કીવર્ડ વડે જાહેર થાય છે
વર્ચ્યુઅલ ફંકશન વર્ચ્યુઅલ ફંક્શન કૉલ run ટાઇમ રન ટાઈમ વખતે ઉકેલાય છે
હવે ચાલો વર્ચ્યુઅલ ફંકશન્સ વર્ચ્યુઅલ ફંક્શનો પર ઉદાહરણ જોઈએ
મેં પહેલાથી જ કોડ લખી દીધો છે
ચાલો તેના મારફતે જઈએ
આપણી ફાઈલનું નામ virtualસીપીપી છે તેની નોંધ લો
આ પ્રોગ્રામમાં આપણે એક લંબચોરસ સમાંતરભુજ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતરી કરીશું
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપરી રહ્યા છીએ
ત્યારબાદ આપણી પાસે ક્લાસ પેરાલેલોગ્રામ પેરેલેલોગ્રામ છે
આ છે બસે ક્લાસ બેઝ ક્લાસ
આમાં આપણે વિડ્થ હાઇટ અને અર તરીકે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે
આ પ્રોટેક્ટેડ પ્રોટેક્ટેડ તરીકે જાહેર કરાયા છે
ત્યારબાદ આપણી પાસે પબ્લિક પબ્લિક તરીકે જાહેર થયેલ ફંક્શન set values છે
અહીં આપણે એ અને બી તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે
ત્યારબાદ આપણે પબ્લિક મેમ્બરો વાપરીને પ્રોટેક્ટેડ મેમ્બરો એક્સેસ કરીએ છીએ
આ છે આપણો વર્ચ્યુઅલ ફંકશન એઆરઇએ વર્ચ્યુઅલ ફંક્શન એરિયા
અહીં આપણે સમાંતરભુજ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ
ત્યારબાદ આપણી પાસે ડીરાઇવ્ડ ક્લાસ તરીકે ક્લાસ રેક્ટેંગલ છે
તે બેઝ ક્લાસ પેરાલેલોગ્રામ પ્રોપર્ટીની વારસાઈ લે છે
અહીં આપણે ફંક્શન એરિયાને ઓવરરાઈડ કરીએ છીએ
ત્યારબાદ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ
અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ
અહીં આપણી પાસે ટ્રાયેંગલ તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે
આ પણ બેઝ ક્લાસ પેરાલેલોગ્રામ નાં પ્રોપર્ટીની વારસાઈ લે છે
અહીં ફરીથી આપણે ફંક્શન એરિયા ઓવરરાઈડ કરીએ છીએ
ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ
અને વેલ્યુ પ્રીંટ કરીએ છીએ
આ આપણું મેઇન ફંક્શન છે
અહીં આપણે પ તરીકે ક્લાસ પેરાલેલોગ્રામ નું ઓબજેક્ટ બનાવીએ છીએ
આપણે અહીં પોઇન્ટર પોઇન્ટર પેરાલેલ જોઈ શકીએ છીએ
આ ક્લાસ પેરાલેલોગ્રામ નું પોઇન્ટર છે
આને બસે પોઇન્ટર બેઝ પોઇન્ટર કહેવાય છે
બેઝ ક્લાસનું પોઇન્ટર ડીરાઇવ્ડ ક્લાસનાં ઓબજેક્ટને ચીંધી શકે છે
અહીં આપણે ક્લાસ રેક્ટેંગલ અને ટ્રાયેંગલ નું ઓબજેક્ટ બનાવીએ છીએ
અહીં પેરાલેલ પેરેલલ આ પ નાં એડ્રેસને એસાઇન થયેલું છે
ત્યારબાદ આપણે 3 અને 2 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ
ત્યારબાદ આપણે ફંકશન એઆરઇએ બોલાવીએ છીએ
અહીં પેરાલેલ પેરેલલ આ રેક્ટ નાં એડ્રેસને એસાઇન થયેલું છે
રેક્ટ એ ક્લાસ રેક્ટેંગલ નો ઓબજેક્ટ છે
ફરીથી આપણે 4 અને 5 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ
અને ફંકશન એઆરઇએ બોલાવીએ છીએ
અને છેવટે આપણે પેરાલેલ પેરેલલ આને ટ્રાયેંગલ નાં એડ્રેસને એસાઇન કરીએ છીએ
ટીઆરજીએલ
આ ક્લાસ ટ્રાયેંગલ નું ઓબજેક્ટ છે
અહીં આપણે 6 અને 5 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ
અને ફંકશન એઆરઇએ બોલાવીએ છીએ
આ આપણું રિટર્ન રીટર્ન સ્ટેટમેંટ છે
હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર એકસાથે Ctrl Alt અને ટી કી દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g virtualસીપીપી o વીર અને Enter દબાવો
ટાઈપ કરો vir અને Enter દબાવો
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપેલ રીતે દેખાય છે એઆરઇએ ઓએફ પેરાલેલોગ્રામ ઇસ 6 એઆરઇએ ઓએફ રેક્ટેંગલ ઇસ 20 અને એઆરઇએ ઓએફ ટ્રાયેંગલ ઇસ 15 આપણી સ્લાઈડ પર પાછા આવીએ
સારાંશમાં
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પોલિમોર્ફિઝમ પોલીમોર્ફીઝમ
વર્ચ્યુઅલ ફંકશન વર્ચ્યુઅલ ફંક્શન
વર્ચ્યુઅલિન્ટ એઆરઇએ વર્ચ્યુલીંટ એરિયા
એસાઇનમેંટ તરીકે લંબચોરસ ચોરસ અને ત્રિકોણની પરિમિતિ ગણતરી કરો
વર્ચ્યુઅલ ફંક્શન તરીકે પેરીમીટર પેરીમીટર બનાવો
નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અમને જોડાવાબદ્દલ આભાર